ત્યાં અહિ નાની-મોટી ગેમ રમવામાં આવે છે.

અહીં કંઈક એનિવર્સરી કે કોઈ શુભ પ્રસંગની પાર્ટીનું આયોજન નું કામ-કાજ ચાલી રહ્યું એવુ લાગે છે.

અહીં એક માઇક્રોવેવ પણ નજરમાં આવી રહ્યું છે.

આ રેસ્ટોરન્ટ નું નામ રોસ્ટર ઇન્ટરનેશનલ નામ એવું લાગી રહ્યું છે.

અને એમાં બે-ત્રણ માણસો કંઈક કરી રહ્યા એવું લાગે છે.

બધા પુરુષોના માથા ઉપર કઈ શીંગડા જેવું અને માથે કલગી જેવું દેખાઈ રહ્યું છે.

કોઈ રાત્રિનું દ્રશ્ય છે જેમાં ખુલ્લા મેદાનમાં બધી મીણબત્તીઓ પ્રગટી રહી છે.

મેઈન ગેટ ના પિલર પાસે બી_એસ_એન_એલ જેવુ લખેલુ છે.

અને આ વિદ્યાલયની બહાર એક મેદાન છે કે જેમાં બે ત્રણ સ્ટુડન્ટો કંઈક રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

આ ટુ વ્હીલર નું ગેરેજ છે જેમાં એક એકટીવા દુકાનની બહાર અને એક એકટીવા જેવું સ વાહન દુકાનની અંદર છે.

આ હોસ્પિટલ ની બાજુમાં બીજું શોપિંગ સેન્ટર છે કે જેમાં હરિઓમ લખેલું છે.

એ સિવાય અંદરના ભાગે બે માણસ કંઈક મરમ મત કરી રહ્યા હોય એવું લાગે છે.

આ કોઈ શહેરનું ચાર રસ્તા નું સ દ્રશ્ય છે એવું લાગી રહ્યું છે.

રસ્તાની વચ્ચોવચ એક મોટું સર્કલ બનાવેલું છે જેમાં કેસરી કલર ની ધજા છે.

એની સામે એક અમમ બોર્ડ ઉપર ડીઝલ એવું લખાઈ રઈ લખેલું છે.

આ વૃક્ષોની આજુબાજુ અં આર_સી_સી નું બાંધકામ કરેલું છે.

આ એક ક્રિકેટ નો ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે.

આજુ-બાજુ ઘણા વૃક્ષો છે અહીં વરસાદ પડ્યો અથ લા એવું લાગે છે અથવા તો પાણીનો પાઇપ દ્વારા પાણી છાંટવામાં આવ્યું છે.

એક વીજ પોલ ઉપ્પર ટ્રાન્સફોર્મર લગાવેલુ નજરમાં પડે છે.

બે માણસો એક સફેદ કાર નું આગળનું બોનેટ ખોલીને કંઈક કામ કરી રહ્યા એવું લાગે છે.

એક માણસ ની બાજુમાં લૅપટૉપ મૂકેલું છે જેમાં કંઈક અહ સમજાવી રહ્યા એવું લાગે છે.